આ શોપ ના કાઉન્ટર માં શોકેસ ની અંદર વિવિધ કેકો મૂકી છે જેમાં વિવિધ કલર ની કેકો દેખાઈ રહી છે.

ચિત્રમાં એક લાલ કલર ની બિલ્ડીંગ દેખાય રહી છે તેમજ ચિત્રમાં મહાત્મા ગાંધીજીનું પૂતળું પણ દેખાય રહ્યું છે.

ચિત્રની અંદર ગેટ ઉપર સરસ મજાનુ વિવિધ પ્રકારના ફૂલોથી શણગાર કરેલું નજર પડે છ --

આ ચિત્રમાં બ્રાઉન કલર નું કાઉન્ટર દેખાઈ રહ્યું છે જ્યાં કાળા કલર નો શર્ટ પહેરી કોઈ વ્યક્તિ ઉભેલો દેખાઈ રહ્યો છે તેમજ બ્રાઉન કલર ની ખુરશી મુકેલી દેખાય છે.

આ ચિત્રમાં એક બંગલો દેખાય રહ્યો છે જેનો કલર ગ્રે કલર છે.

બે વાઈટ કલર ના ઘોડા દેખાય છે તેમજ બગીની પછાડી એક પીળા કલર નું ટેન્ટ તેમજ જનરેટર નજરે પડી રહ્યું છે.

ચિત્રમાં ડુંગરાળ પ્રદેશ દેખાઈ રહ્યો છે તેમજ બ્લુ સ્કાય દેખાઈ રહ્યું છે.

ચિત્રમાં એક બોર્ડ દેખાઈ રહ્યું છે જેના પર ઓરેકલ કેર બાથ એન્ડ શૉવર સ્કિન કેર એવા વર્ડો લખ્યા છે.